લીબર ઓફીસ રાઈટરમાં ફાઇન્ડ અને રિપ્લેસ વિશિષ્ટતા અને ઓટોકરેક્ટ વિશિષ્ટતાનો ઉપયોગ કરવા પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ આપણે શીખીશું ફાઇન્ડ અને રિપ્લેસ શોધવું અને બદલવું સ્પેલચેક શબ્દ જોડણીની તપાસ ઓટોકરેક્ટ શબ્દ જોડણીના આપમેળે સુધારા અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે જીએનયુ લીનક્સ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ નો ઉપયોગ કરી રહયા છીએ
ચાલો આપણે હવે રાઈટરમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ બટનના વિશે શીખવાનું શરૂ કરીએ
આ ટેક્સ્ટના માટે શોધે છે અનેઅથવા સમગ્ર ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટને બદલે છે
ચાલો એક ઉદાહરણ વડે આના વિશે વધુ જાણીએ
તો સૌપ્રથમ આપણે આપણી resumeઓડીટી ફાઈલ ખોલીએ
હવે એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ પર ક્લિક કરો
વૈકલ્પિક રીતે સ્ટેન્ડર્ડ ટુલબારમાના બટન પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે એક ડાયલોગ સંવાદ બોક્સ સર્ચ ફોર અને રિપ્લેસ વિથ ફીલ્ડ ક્ષેત્ર સાથે દ્રશ્યમાન થાય છે
તમે જે ટેક્સટને શોધવા માંગો છો તેને સર્ચ ફોર ફીલ્ડમાં દાખલ કરો
ઉદાહરણ તરીકે આપણે ડોક્યુમેન્ટમાં દરેક જગ્યાએ જ્યાં રમેશ લખ્યું છે તે શોધવાનું છે
તો સર્ચ ફોર ફિલ્ડમાં રમેશ ટાઈપ કરો
હવે ફાઇન્ડ અલ્લ પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં પ્રત્યેક જગ્યાએ જ્યાં રમેશ લખ્યું છે તે હાઈલાઈટેડ પ્રકાશ વડે ચીન્હાંકિત થઇ ગયું છે
તમે આને જે ટેસ્કટથી બદલવા ઈચ્છો છો તેને રિપ્લેસ વિથ ફીલ્ડમાં દાખલ કરો
ઉદાહરણ તરીકે આપણે આપણા ડોક્યુમેન્ટમાં Rameshને મનીષ સાથે બદલવા ઈચ્છીએ છીએ
તો આપણે રિપ્લેસ વિથ ટેબમાં મનીષ ટાઈપ કરીશું
હવે રિપ્લેસ અલ્લ પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં પ્રત્યેક જગ્યાએ રમેશ મનીષ સાથે બદલાઈ ગયું છે
ડાયલોગ બોક્સની બરાબર નીચે આપણે મોરે ઓપ્શન્સ બટન જોઈએ છીએ
તેના પર ક્લિક કરો
મોરે ઓપ્શન્સ બટનમાં ચોક્કસ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિકલ્પોની યાદી હોય છે
તેમાં અમુક વિકલ્પો છે જેમ કે બેકવર્ડ્સ જે ટેક્સ્ટને નીચે થી ઉપર ની તરફ શોધે છે કરન્ટ સિલેક્શન ઓનલી જે ટેક્સ્ટને લખાણના અમુક પસંદ કરેલા ભાગની અંદર શોધે છે
આમાં અન્ય અદ્યતન એડવાંસ્ડ વિકલ્પો છે જેમ કે રેગ્યુલર એક્સપ્રેશન્સ સર્ચ ફોર સ્ટાઇલ્સ અને બીજા કેટલાક
અહીંયાં ડાયલોગ બોક્સની જમણી બાજુએ વધુ બીજા ત્રણ વિકલ્પો છે
જે છે એટ્રીબ્યુટ્સ ફોર્મેટ અને નો ફોર્મેટ
તે ઉપયોગકર્તાઓને ફાઇન્ડ શોધખોળ અને રિપ્લેસ બદલવાના વિવિધ પ્રકારના અદ્યતન એડવાંસ્ડ વિકલ્પો પુરા પાડે છે
ચાલો આને બંધ કરીએ
આપણે આના વિશે હજુ વધુ એડવાંસ્ડ ટ્યુટોરીયલોમાં શીખીશું
ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિશિષ્ટતા વિશે શીખ્યા બાદ આપણે હવે શીખીશું કે લીબર ઓફીસ રાઈટરમાં Spellcheckનો ઉપયોગ કરીને કેવી રીતે શબ્દ જોડણીની તપાસ કરાય છે
સ્પેલચેક નો ઉપયોગ પુરા ડોક્યુમેન્ટ અથવા ટેસ્કટના અમુક પસંદ કરેલા ભાગમાં શબ્દ જોડણીની ભૂલોની ચકાસણી કરવા માટે કરવામાં આવે છે
સ્પેલચેક કર્સરની વર્તમાન સ્થિતિથી શરૂ થાય છે અને ડોક્યુમેન્ટ અથવા એના અમુક પસંદ કરેલા ભાગના અંત સુધી આગળ વધે છે
તમે પછી ડોક્યુમેન્ટના શરુઆતથી શબ્દ જોડણીની તપાસણી ચાલુ રાખવાની પસંદગી કરી શકો છો
સ્પેલચેક શબ્દોમાં જોડણીની ભૂલોને જુએ છે અને તમને અજ્ઞાત શબ્દને ઉપયોગકર્તાઓના શબ્દકોશમાં ઉમેરવાનો વિકલ્પ આપે છે
ચાલો જોઈએ આ કેવી રીતે અમલમાં મુકાય છે
પ્રત્યેક ભાષા માટે સ્પેલ ચેક વિશિષ્ટતા અલગ હોય છે
ઉદાહરણ તરીકે મેનુ બારમાં ટૂલ્સ વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી ઓપ્શન્સ પર ક્લિક કરો
ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં લેન્ગ્વેજ સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો અને અંતે લેન્ગ્વેજીસ પર ક્લિક કરો
યુઝર ઇન્ટરફેસ વિકલ્પ અંદર ડીફોલ્ટ મૂળભૂત વિકલ્પ ઇંગ્લિશ યુએસએ સુયોજિત છે તેની ખાતરી કરી લો
તેની નીચે લોકેલ સેટિંગ ફીલ્ડમાં નીચે દર્શવતા તીર પર ક્લિક કરો અને પછી ઇંગ્લિશ યુએસએ વિકલ્પ પર ક્લિક કરો
હવે ડિફોલ્ટ લેન્ગ્વેજીસ ફોર ડોક્યુમેન્ટ્સ મથાળા અંદર વેસ્ટર્ન ફીલ્ડમાં મૂળભૂત ભાષા ઇંગ્લિશ ઇન્ડિયા સુયોજિત છે
જો કે કદાચ ઇંગ્લિશ ઇન્ડિયા પાસે સ્પેલ ચેક દ્વારા જરૂરી શબ્દકોશ ન હોય તેથી આપણે લેન્ગ્વેજ ને ઇંગ્લિશ યુએસએ થી બદલીશું
તો વેસ્ટર્ન ફીલ્ડમાં નીચે દર્શવતા તીર પર ક્લિક કરો અને ઇંગ્લિશ યુએસએ વિકલ્પ પર ક્લિક કરો
અંતમાં ઓક બટન પર ક્લિક કરો
તો હવે આપણે જોવા માટે તૈયાર છીએ કે સ્પેલચેક વિશિષ્ટતા ઇંગ્લિશ યુએસએ ભાષા માટે કેવી રીતે કાર્ય કરે છે
સ્પેલિંગ એન્ડ ગ્રામર વિશિષ્ટતાનો ઉપયોગ કરવા માટે ખાતરી કરી લો કે ઓટોસ્પેલચેક વિકલ્પ સક્રિય હોય
તો ચાલો ટૂલબારમાં ઓટોસ્પેલચેક બટન જો સક્રિય ના હોય તો તે પર ક્લિક કરીએ
આપણી resumeઓડીટી ફાઈલના અંદર મધર્સ ઓક્યુપેશન માં આપણે વાક્યમાં હાઉસવાઇફ માટે ખોટી શબ્દ જોડણી હસ્વાઇફ ટાઈપ કરીશું અને સ્પેસબાર દબાવીશું
તમે જોઈ શકો છો કે અયોગ્ય શબ્દના બરોબર નીચે એક લાલ રેખા દ્રશ્યમાન થાય છે
હવે કર્સરને હ્યુઝવાઇફ શબ્દ પર રાખો અને સ્ટેન્ડર્ડ ટુલબારમા સ્પેલિંગ એન્ડ ગ્રામર આઈકોન ચિહ્ન પર ક્લિક કરો
તો આપણે શબ્દને નોટ ઇન ડિક્શનરી ફીલ્ડમાં જોઈ શકીએ છીએ
અયોગ્ય શબ્દ જોડણીવાળો શબ્દ લાલ રંગમાં ચિન્હાંકિત થયો છે અને અહીંયા સજેશન્સ બોક્સમાં યોગ્ય શબ્દ માટે કેટલાક સૂચનો આપ્યા છે જ્યાંથી તમે યોગ્ય શબ્દ પસંદ કરી શકો છો
સજેશન બોક્સમાં શબ્દ હાઉસવાઇફ પર ક્લિક કરો અને પછી ચાંગે બટન પર ક્લિક કરો
નાનું ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં ઓક પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટમાં યોગ્ય શબ્દ જોડણી હવે દ્રશ્યમાન થઇ રહી છે
ચાલો ફેરફારોને અન ડૂ જેવા હતા તેવા કરીએ
ચાલો હવે ઓટોકરેક્ટ કહેવાતા બીજા સ્ટેન્ડર્ડ ટુલબાર ના વિકલ્પ વિષે શીખીએ
ઓટોકરેક્ટ વિશિષ્ટતા સ્પેલચેક નું એક વિસ્તરણ એક્સટેન્શન છે
ઓટોકરેક્ટ મેનુબાર માં ફોર્મેટ વિકલ્પના ડ્રોપડાઉન મેનુમાં મળે છે
જેવા વિકલ્પો તમે સુયોજિત કરેલ હોય તે અનુસાર ઓટોકરેક્ટ આપમેળે ફાઈલને ફોરમેટ્સ બંધારણ કરે છે
આ વિકલ્પો ઓટોકરેક્ટ ઓપ્શન્સ પર ક્લિક કરીને પસંદ કરવામાં આવે છે
ઓટોકરેક્ટ ડાયલોગ બોક્સ ખુલશે
ઓટોકરેક્ટ વિશિષ્ટતા જેમ તમે ટેક્સ્ટ લખો છો તેમ આપમેળે તેને યોગ્ય કરે છે
ઓપ્શન્સ ટેબમાં તમે પસંદ કરેલ વિકલ્પોને અનુસાર સુધારાઓ થશે
અહીંયા કેટલાક ઓટોકરેક્ટ વિકલ્પો છે જેમ કે ડિલીટ સ્પેસીસ એટી થે એન્ડ એન્ડ બિગિનિંગ ઓએફ પેરાગ્રાફ ઇગ્નોર ડબલ સ્પેસીસ અને બીજા કેટલાક
તો ચાલો એક ઉદાહરણ વડે જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે
આપણી રિઝ્યુમ ફાઈલમાં આપણે કેટલીક જગ્યાએ શબ્દો વચ્ચે એક સ્પેસ ખાલી જગ્યા અને બીજી જગ્યાઓ પર શબ્દો વચ્ચે બમણી અને ત્રણગણી સ્પેસ ટાઈપ કરશું
હવે સમગ્ર ટેક્સ્ટની પસંદગી કરો
મેનુબારમાં ફોર્મેટ બટન પર ક્લિક કરો
ત્યારબાદ ડ્રોપડાઉન મેનુમાં ઓટોકરેક્ટ પર ક્લિક કરો અને છેલ્લે સબ મેનુમાં ઓટોકરેક્ટ ઓપ્શન્સ પર ક્લિક કરો
ઓપ્શન્સ ટેબ પર ક્લિક કરો
હવે ઇગ્નોર ડબલ સ્પેસીસ ને ચેક કરો અને ઓક બટન પર ક્લિક કરો
હવે આગામી ટેક્સ્ટ તમે લખશો તો તે તમને આપમેળે બમણી સ્પેસ આપવા માટેની પરવાનગી ન આપશે
ચાલો કર્સરને મનીષ નામના આગળ રાખીએ
હવે કીબોર્ડ પર સ્પેસબાર બે વાર દબાવીએ
તમે જોઈ શકો છો કે કર્સર ફક્ત એક સ્થાન આગળ વધે છે અને ટેક્સ્ટમાં બમણી સ્પેસની અનુમતિ નથી આપતું
એક સ્પેસ પછી અટક કુમાર ટાઈપ કરો
ઓટોકરેક્ટ માં એક શબ્દને અથવા એક સંક્ષેપને વધુ નોંધપાત્ર અથવા લાંબા ટેક્સ્ટની સાથે બદલી કરવાની ક્ષમતા પણ છે
તે લાંબા શબ્દો માટે સંક્ષિપ્ત રૂપ બનાવીને ટાઈપીંગ કરવાની મેહનતથી બચાવે છે
ઉદાહરણ તરીકે આપણી resumeઓડીટી ફાઈલમાં થોડા શબ્દોના સમૂહ અથવા શબ્દ હોઈ શકે છે જે ડોક્યુમેન્ટમાં વારંવાર ઉપયોગમાં આવે છે
તે વાક્યોને અથવા શબ્દોને વારંવાર ટાઈપ કરવું બોજારૂપ થઇ શકે છે
ચાલો માની લઈએ કે આપણે આપણા ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ થિસ ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વારંવાર ટાઈપ કરવા ઈચ્છીએ છીએ
ત્યારે આપણે એક સંક્ષેપ બનાવી શકીએ છીએ જે સીધું આપણી જરૂરી ટેક્સ્ટમાં રૂપાંતરિત થઇ જાય
તો ચાલો જોઈએ કે કેવી રીતે એક સંક્ષેપ જેમ કે એસટીપી આપમેળે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માં રૂપાંતરિત થાય છે
હવે મેનુબારમાં ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો પછી ઓટોકરેક્ટ વિકલ્પ પર જઈને ઓટોકરેક્ટ ઓપ્શન્સ પર ક્લિક કરો
ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં રિપ્લેસ ટેબ પર ક્લિક કરો
આપણી પસંદગીની ભાષા તરીકે ઇંગ્લિશ યુએસએ છે તેની તપાસ કરો
હવે રિપ્લેસ ફીલ્ડમાં ચાલો સંક્ષેપ ટાઈપ કરીએ જેને આપણે એસટીપી તરીકે બદલવા ઈચ્છીએ છીએ
વિથ ફિલ્ડમાં આપણે બદલી કરેલું ટેક્સ્ટ સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટાઈપ કરીએ
ડાયલોગ બોક્સમાં ન્યૂ બટન પર ક્લિક કરો
તમે જોઈ શકો છો કે આ રિપ્લેસમેન્ટ ટેબલ બદલાવ કોષ્ટકમાં એન્ટ્રી કરાઈ છે
હવે ઓક બટન પર ક્લિક કરો
હવે જયારે આપણે ટેક્સ્ટ થિસ ઇસ એ એસટીપી લખી સ્પેસ બાર દબાવીશું
તમે જોશો કે એસટીપી સંક્ષેપ સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માં રૂપાંતરિત થાય છે
આ વિશિષ્ટતા ખુબજ લાભદાયક છે જ્યારે સમાન ટેક્સ્ટનું કોઈ ડોક્યુમેન્ટમાં ઘણી વખત પુનરાવર્તન થાય છે
ચાલો ફેરફારોને અન ડૂ જેવા હતા તેવા કરીએ
અહીં લીબર ઓફીસ રાઈટર પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા ફાઇન્ડ એન્ડ રિપ્લેસ શોધતા અને બદલી કરતા
સ્પેલ ચેક શબ્દ જોડણી તપાસ કરતા
ઓટોકરેક્ટ આપમેળે સુધારા કરતા
કમ્પ્રેહેન્સીવે અસાઇનમેન્ટ રાઈટરમાં નીચે આપેલું લખાણ ટાઈપ કરો થિસ ઇસ એ ન્યૂ documentથે ડોક્યુમેન્ટ ડીલ્સ વિથ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ
હવે તમારા ટેક્સ્ટમા શબ્દ ડોક્યુમેન્ટ ને શબ્દ ફાઇલ સાથે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરો
તમારા ડોક્યુમેન્ટમાંથી શબ્દ ટેક્સ્ટ ને સ્પેલિંગ શબ્દરચના ટી એક્સ ટી થી બદલો
સ્પેલિંગને ટેક્સ્ટ સાથે યોગ્ય કરવા માટે સ્પેલચેક વિશિષ્ટતા નો ઉપયોગ કરો
Englishને તમારી મૂળભૂત ભાષા તરીકે ઉપયોગમાં લો
ઓટોકરેક્ટ વિશિષ્ટતાનો ઉપયોગ કરીને થિસ ઇસ લિબ્રિઓફિસ રાઇટર ટેક્સ્ટ માટે એક સંક્ષિપ્ત રૂપ ટીએલડબ્લુ બનાવો અને તેનું અમલીકરણ જુઓ
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ્સ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેને પ્રમાણપત્રો આપે છે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
આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છેspoken હાયફેન ટ્યુટોરિયલ dotઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું ભરત સોલંકી
જોડાવા બદ્દલ આભાર